ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે બહાર એક થાંભલો દેખાય છે જેના ઉપર એક બોર્ડ લગાવેલું છે.

પુલ માં પાણી પણ દેખાઈ રહ્યું છે પુલ સામે એક બ્લુ રંગનું પીપળુદેખાય છે.

ત્યાં અંદર એક ઈલેક્ટ્રીક થાંભલો દેખાઈ રહ્યો છે અને વાયર દેખાઈ રહ્યા છે.

કૂલ ની બાહાર એક બગીચો દેખાય રહ્યો છે બગીચામાં અલગ અલગ રંગના ફૂલો દેખાય રહ્યા છે.

ચિત્રમાં વહતુ પાણી દેખાય રહ્યું છે આકાશમાં કાળા વાદળો દેખાય રહ્યા છે.

જેમાં યુનિક સેલ્સ એન્ડ સર્વિસીસ લખેલું છે તેના ઉપર તેનો મોબાઈલ નંબર લખેલો છે.

ત્યાં એક બસ ઉભેલી દેખાઈ રહી છે બસમાં ઘણા બધા મુસાફરો દેખાઈ રહ્યા છે.

ત્યાં ઘણી બધી બાઈકો પાર્ક કરેલી દેખાય છે રસ્તા પર પાણી દેખાઈ રહ્યુ છે.

ચાસમાંનો રંગ વાદળી લાલ લીલો કાળો અલગ અલગ રંગનો દેખાય રહ્યો છે.

ચિત્રમાં ઘણી બધી ઇમારતો દેખાય છે ઈમારતો ઘણી જૂની દેખાઈ રહી છે ઇમારતનો રંગ લાલ અને સફેદ રંગનો છે.

જ્યાં ઘણી બધી ભીડ દેખાઈ રહી છે ત્યાં ઉપર ઘણી બધી લાઈટો દેખાઈ રહી છે.

બાઇક લાલ રંગનું દેખાય રહ્યું છે એક વ્યક્તિના હાથમાં એક થેલી છે જે કેસરી રંગની દેખાય છે.

ત્યાં અલગ-અલગ ઝાડવાઓ પણ દેખાઈ રહ્યા છે જમીન ઉપર પથ્થરો દેખાઈ રહ્યા છે.